peaky blinders વાડું હમ હમ thomas shelby

hello

અરે અંત મેન picture જોરદાર છે ant-man the waps Quantum Mania અરે આ telegram પર

હિન્દી માં telegram પેર થી માં હું ટાણે મોક્લુ link હા એબી છે volume

spiderman પણ છે ને across the spider verse એતો મને ખબર નહિ એતો મને લાગે rumours છે આવસે એ જૂન two માં છે હમ અહ બીજી તો કબર નહિ કાઈ છે આજ હસે હમ કર ને continue કરને

પાચ છે કઈ આવે ને નવી ભાઈ avengers નુ હમ avengers નું ના ના આ end game ને end game ને અને છ્લે આવી હતી ને એજ end game હા એક ચોથો એક મીનત પેલા avengers હમ પછી age of ultron avengers civil war avengers infinity war

હા હા બરાબર ફીર Avengers Infinity war Avenger endgame ચાર પાચ થયા ચાર થયા હા તો પાચમો આવસે ને આવે secret Wars Avengers secret Wars what if કરી ને પણ આવની હતી આમાં તો છે ને અંત મેન માં વિલન છે ને કેંગ ગેંગ એ જ secret Wars માં

હરાઈ દીધો પણ એને multiverse મા બોવ છે ને એટલે આ universe ઊડી ગ્યો પણ multiverse માં કેટલા બધા છે કેટલા બધા એટલે

એટલે આપનને hint મડી ગઈ Iron Man પાછો આવી સકે multiverse થી એમ actor બીજા આવસે ને કોઈ કેએમ કે એટલે જો નાનો નાનો cameo role કરાયો હસે કદાચ થી નાના Chris Evans તો નહી આવે હા એનું તો નહિ હોય એતો મારી ગ્યો બતાવસે Chris Evans robert પેલું ironman નું પણ આવું જ હતું હા એટલે એમાં એટલે ironman તો ironman નો characters છે ને એતો play થસે પણ બીજા હીરો થી આપડો robert નહિ આવે આપદે કે Captain America નું પણ આવું જ છે ને આવું થસે multiverse માઠી લઈ ને આવસે આ લોકો હા એમાં સકાલ બીજી કઈ multiverse માં multiverse માં સે હા નહિ મજા આવે પણ અરે ના કોઈ મજા ન્ંહિ આવે iron man નો charactersrobert છે ઇનો કોઈ play કરી સક્સે આવું rumors હતું કે આ play કરસે આપડો આ સુ નામ આપદે tom curse ના કરી સકે tom curse ને આ બંને સારા actor છે tom curse સારો છે પણ iron man નો role કેવી રીતે play કરી સકે આમ એટલી feeling ના આવે આપડાને

નહિ તો થઈ જાત હમ આલા batman જેવુ ના થાય બધા ને લાગે કે આજ બેકાર છે batman પછી ખોટા નિકડીએ Robert Pattinson ને હા એકડું જોરદાર કે Christian Bale ગ્યો પછી કોણ આવસે હમ લે પણ આ સવુથી જોરદાર acting કરી છે એને મે આખું picture જોયું ધ બેટમેન નું પણ જોરદાર acting હતી એની

પણ Christian Bale એ batman કરતાં તો પેલી American Psycho જોરદાર મૂવી છે એમાં મને ખબર ના પડી છેલે છેલે એને બધા ને મારી દીધા તો બચી કેવી રીતે ગ્યો American Psycho માં હા એને બધા નું બોવ લેતા ખબર બધી છોકરીઓ ને ઉડાઈ દીધી છેલે અને એને ને માર દીધો Paul Allen ને પણ એને કીધું કે Paul Allen મરિયો જ નથી કેમ કે મરી ગયો એ ખબર નથી part two પર

અરે કદાચ બુઠો થઈ ગ્યો Christian હા એ બી છે

એના પછી આઇ ને યાર Robert Pattinson ની એબી જોરદાર છે એકડમ એતો actor સારો પણ story પેલી સારી હતી બધા કરતાં હા story તો એ જ સારી હતી story તો best હતી કેમ કે પેલા માં કઈ હતું નહિ લ્યા dc આ વખતે ડીસી mix કરવાનું ચાલુ કરિયું છે marvel જેવુ marvel ની જેમ હમ copy કરે છે marvel ની નહિ ચાલે dc બોવ નહિ ચાલે મારવેલ તો સુ ચાલતું જ રહસે એતો યાર આપદે મરીસું બી કાલે બીજી picture આવસે Spider-Man three amazing હા પણ marvel નું પેલું છે ને બધી કેટલા લોકો એ છોડી દીધું જોવાનું સુ marvel પેલા જેટલા ની હતી બધા picture માટે કેટલું થતું હતું કે હ marvel ની movie છે લ્યા iron man જતો ર્યો બે સુ છે મજા ના આવે ને thor તો છે જ અરે આટલી બધી movie કાઢું તો સુ થાય હસ તો યાર કાંતડો આવે જે નવું હોય એને કેટલી movie જોવી પડે સો પચાસ મૂવી તો જોવી પડે આલા avengers પછી મારે કેટલી જોવી પડસે

હાં અએ બધા ની એક એક movie મૈન ત્રણ ચાર એ જ જોઈ કાઢવાની હતી પેલા card હતા એકવીસ કડવાણી હતી અરે સાઅંચી પણ જોયું છે Sanchi ઐ છેલે છેલે બતાવે છે marvel ની movie માં એટલે આની સાથે wong ની સાથે અરે હવે તો તું ચાલુ કાર ચાલુ કાર Captain America the first Avenger થી

હ તો હું જો તને બધા નામ કાવ તું કે જોઈ છે કે નહિ જો હું તને Captain America ની first Avengers Winter Soldier Iron Man ના ત્રણવ part હુલ્ક ની હા હા ચારેવ avengers જોઈ બસ એટલીજ જોઈ ના ના જોયું નામ કી ને thor ની પેલી જોઈ તી જો કઈ પહલી કા પેહલા બે જોયા છે thor the dark dark હા હા Guardian of the Galaxy જો હવે હું તને કવ હવે હું તને કાવ સાંભળ avengers ની જે છે બધી ચારે ચાર હા તો Doctor Strange ની જો Doctor Strange part one ને Dr Strange multiverse of Madness part one તો જોયું doctor strange જોયું ને તો પછી multiverse of Madness જોઈ કાઢ

આ Tom Holland ની એકજ જોઈ મે પહલી વાડી home coming ના પહલી વાડી તો home coming હા બીજી વાડી two અને પછી far from home

આ multiverse માં હમ captain america આ captain america જોયું civil war

પછી કોણ રાયું આવે antman ની નહિ જોઈ ને એક પણ ના આર antman ની જ મૈન છે કારણ કે આવે બધે જ phase four five માં antman નું main role છે Quantum ખૂલસે ને એટલે આવે antman જોઈ લે પછી antman two antman the waps અને પછી antman three એટલે ant-man the Wasp and Quantum Mania અને પેલી loki ની પણ હા એતો મે પણ નહિ જોઈ એ પણ સારી હતિ તો મે નહિ જોઈ જોઈલી હસે તો આવું છે એ loki ની series છે કે picture છે એટલે series છે કે movie છે લોકિ ની ખબર નહિ movie જ છે movie છે ને હા એતો મળી જસે telegram પર પછી બીજી તો black widow નું પણ છે ખબર છે મે તો નહિ જોઈ હલો આહ નહિ જોવી લા black widow ની અવે એતો જોરદાર મૂવી છે હા એટલી જ છે લ્યા પણ કેટલી જોવું આલા multiverse વાડી કઈડે ને કઈ કઈ છે multiverse જો multiverse માં તો સવુથી પેલા spiderman વાડી હતી એક હમ far from home પછી Doctor Strange ની છે ને આપદે Dr Strange multiverse of Madness આલા યાર એતો ફાડુ picture છે જોતાં રાય જઇસ અને પછી પણ એક Sanchi જોઈ લેજે કારણકે multiverse નું કઈ હોય સકે એની અંદર હમ Sanchi ring વાડું multiverse ની

હોવ ચાલ

હા બોલશો

શું કર્યું તે કે

નાના અહીંયા હાલ મારા ભૈએ office ચાલુ કરી છે ને અચ્છા હા તો તારા ભાઈના office મને એમ કે તું બારમા પછી collage

બરાબર

હું કઈ ની બસ મારા મામા ના ઘરે ક્યાં આગળ મેહસાણા કે vacation છે vacation હતું એટલે બધા કે આવ અહીંયા કે અમે અગિયાર બારમા તો ક્યાંય બાર નીકળહે નઈ તો અત્યારે vacation છે તો આય ને હ હ મારે બી મારે ભૈ કે કે તું ઘરે free જ બેઠી છે તો અહીં office આવવાનું થોડી વાર એટલે હું બી બપોરે જમીને પછી થોડીવાર અહીંયા આવું હા ચાલે ને આમેય તે ક્યાં time pass કરવો

આ અમે હવે admission નું ચાલુ થયું

મને જિનલનો ફોન આવ્યો તો મને કેય કે campus કે એવું કઈ જોવા જવું હોઈ તો કે હા તો ક્યાં આગળ admission લેવું છે આપણે જો એક તો પાલનપુરમાં GD મોદી છે બીજી તો કર્ણાવત ને સ્વસ્તિક ને એ બધા છે પણ ત્યાં તો

મેહસાણા માં બી છે ગણપત છે પછી ઉંજા બી કઈ કે બધા કી છે કે મહિલા collage કરીને છે કોઈ કઈ કે ઉંજાં માં બે collage છે એક ગણપત અને એક બીજી પણ છે કયું મને નામ ગણપત તો મેહસાણા છે હા ગણપત ક્યાં sorry પેલી મહિલા collage અને પાટણ માં બી વધારે સારી છે બે collage એક TSR છે અને બીજી એક છે જ છે બરાબર ત્યાં બી ચાલે આમ તો અમદાવાદ માં બી છે જ ને

અહીં આપણે જવું પડે પાટણ હ પાટણ હા તું હાલ પાટણ છે તો કોઈ તારા મામા નો છોકરો કે કોઈ free હોય એક દિવશ તો હા ચાલે હું પાટણ જઈ આવીશ મારો ભાઈ છે ને તો અમે બને કાલે એવું હોય ને તો કાલે જતા આયે જોઈ એ કઈ રીતે

અને process શું છે એ બધી કયા document જોઈએ feas ને એવું બધું પુછાવરાવી લવ અને form ભરવાની ખાસ main તો એ પૂછ જે કે form online ભરવાનું હોઈ છે કે offline ભરવાનું હોય હા એ જ ને એટલે કાલે પુચ્યાવીએ ને તો online થતું હોય તો સારું હ તો સુ કે આપણે ત્યાં વારે ધડીયે જોવા ના આવવું પડે ને marriage બી પછી ફોન ની અંદર આપણે જોઈ શકીએ પેલું તો પાછો રોજ marriage જોવા બી જયારે જયારે marriage પડે એટલી વાર આપણે ત્યાં આગળ જોવા જવું પડે હા તે જ ને online હોય તો વધારે સારું એ જ ને એટલે

આપણે તો english medium માં લેવાનું એટલે ઉંજાં માં નહિ ચાલે એટલે ના આપણે english medium માં જ કરીયે એ બરોબર જ છે પછી શું કે આપણા ને master કરવું હોય ને તો

આમ તો શું પછી ગુજરાતી medium ની અંદર તો પછી master english medium માં જ કરવું પડે તો આપણે આ ત્રણ વર્ષ કરેલું હોય ને તો એમાં આપણને hard ન મળે હ એ જ ને આમેય આપણ ને તો જો hard પડશે જ હાલ કારણ કે આપને અગિયાર બાર ગુજરાતી માં અત્યાર સુધી કર્યું ને હવે direct હવે english માં જઈશું ને તો આપણને હા એ જ ને એટલે અમદાવાદનું કેતાતા ને મમ્મી પપ્પાને ને કે અમદાવાદ હશે તો ચાલશે

હા અમદાવાદ હોય તો બી ચાલે શું આપણે ત્રણ ચાર જણા હોઈએ તો room રાખીને રહેવા બી થાય ને બધા જોડે જોડે હોઈએ hostel માં શું કે આપણને ઓછું ફાવે હા એ એટલે માં પપ્પા બી એમ જ કેહતા હતા કે અહીંયા તો છે બરાબર પણ કે બાર અમદવાદમાં બી તમને study માં તમને સારું રહેશે હ જે પછી job માં ને બધા નહિ આપતા હા એ જ ને ત્યાં અમદાવાદ મોટી city માં જઈને તો આપણ એટલું એ direct ત્યાંથી આપણને job નું ને બધું બી થઈ જાય હા એટલે તો ક્યારે જવું મતલબ આપને જઈ આવીયે એક વખત તો મળી ને વાત હ તો શું કે આપણને ત્યાં આગળ collage નું campus બી જોઈએ પછી ત્યાં આગળ જે student ભણતા હોય ને એ લોકો ને આપણે પૂછયે બી કે ભૈ college કેવી છે શું છે કેવી રીતના ભણાવે છે હા એ જ ને આપણે અહીંયા ઉંજાં માં તો થાય નઈ આપણે મેહસાણા જોઈએ ત્યાં ગણપત બી છે ને બીજી એક બે college હા એટલે

મહેસાણા જયાશુ આપણે ક્યારે free હશે મેહસાણા તો આપણે આ week માં જતા આવીયે પછી બે ત્રણ પચીસ છવ્વીસ માં તો આપણું result છે છવ્વીસ ના છે result

હા એટલે પછી time અને EWF તને ખબર છે EWF નું ના એનું મને ખબર નહિ એની અંદર છે ને બિનઅનામતનું પેહલા એટલે એની અંદર શું છે કે ખબર છે EWF માં હોઈએ ને તો આપણે general માં આવીયે તો આપણે EWF વાળું કઢાવ્યું હોય ને તો આપણને અનામત મળે એવું આપણને general વાળને હ આપણને મળે તેમાં શું document

અને પછી EWF નું જે પેલું ફોર્મ આવે ને એ ભરી અને પછી EWF આપે એ લોકો આપણને તો એ કેટલા time માં મળી રે મતલબ એ

તો મતલબ આપણે એક week પેહલા તો કરાવી લેવું પડે આપણે ત્યાર થવું પડે